આ ચિત્રમાં દર્શાવેલુ છે એક પેટ્રોલ પંપ આ પેટ્રોલ પંપ સેક્ટર છૌવીસમા આવેલું છે.

આ ચિત્રમાં કેનેરા બેન્ક ની ગાંધીનગરની શાખા જે સેક્ટર સોડમા આવી--

આ ચિત્ર અરિહંત દુકાનનું હોય તેવુ લાગી રહ્યુ છે આ ચિત્રમાં અરિહંત દુકાન--

આ ચિત્ર શાંતમ બાળકોના હોસ્પિટલ ની પાર્કિંગ નો છે.

આવેલી એક ખાણી પીણીની દુકાન મિસ્ટર અને મિસિસ ઈડલી ની છે.

વારાનસીના એક ઓપન જીમ નો કા તો વ્યાયામશાલા--

દર્શાવેલું ચિત્ર એક સ્ટેશનરી નું હોય એવું લાગે છે.

આ ચિત્ર કોઈ મંદિરનો હોય એવું લાગે છે એક માણસ તેના પરિવાર સાથે--

ગાંધીનગરના દરેક મેટ્રો સ્ટેશન ને સાફ રાખવાની જીમ્મેદારી જી_એમ_સી એ--

બહુ જ મોટો કાળો ગેટ જોવા મળી રહ્યો છે જેની પાછળ એક મોટી લાઈટ ભરેલી બિલ્ડીંગ જોવામાં આવે છે.

આ દ્રશ્ય એક હોટલ રુમ જોવા મળી રહ્યુ છે જ્યાં એક કાચ ત્રણ બેડ --

એન સામે એક સોફા એક બારી અને ટેબલ --

ત્યાં આગળ એક ઝાડ છે જે ત્રિશુલના આકારનો મોટો થયો હોય એવું દેખાય છે.